થરા જતી હતી આકાશને કદીક વીજળી વીતી જતી હતી તારે કદાચ આ થતું હતું અને ભારે વરસાદ માથે જજુમી રહ્યો હતો ઘડિયાળનું કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે.

સાવનિશ્ચિત બનીને એક બાજુએ રિચા જોડે વાત કરતા કરતા હસી હસીને દેવળ વળી જતો હતો ત્યાં ચણીયો પહેરીને મુખિયાજી આવ્યા નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગઈ આ કૃષ્ણ જન્મનું મુરત નિકટ આવતું ગયું પીઠ પર પણ electric ઘડિયાળનો મોટો થતાં નાનો કાંટો એકબીજાને નજીક આવવા લાગ્યા. station ના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા માથા પર જજુમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ચઢી વિજવા લાગી હતી bus station પાસેના છાપરા ઉડુ ઉડુ.

pasenger ઓ ને કારણે bus station વાડી થોડી થોડી વાર ને માટે જાગતું થયું થોડીવારમાં એ લીલા સમેટાઈ ગઈ ધીમે ધીમે ની સપ્તા છવાઈ ગઈ વરસાદ એકધારો પડવા માંડ્યો તે કંઈક ફગ ફગ્યો દીવો બુજાઈ ગયો ની શ્રદ્ધાની નિધિને નવા જન્મેલા બાળકનું રુદન ગાજે ઉઠયું. ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ સિંગ ખાનનો લાલ પડદો સરળ કરતોકને સરી ગયો આકાશમાંથી તેજનો ગુંજ અવતરતો હોય તેમ જબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને તૂટે તે જ ગુંજ ઝૂલવા લાગ્યો કાળા ગૃહના અંધકારમાં તે તે જ ગુંજ અજવાળા પાથરતો હતો ઘડીક બારનો ચમકારો અંદર ડોકિયું કરી જતો હતો તે કંઈ ગાતા ઝાલર મંજીરા શંખનો ધ્રુવ મૂળ ધ્વનિત હતો બાર બેઠેલા રામજીન શરણાઈએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સુર છે ત્યાં પ્રેક્ષકો ઉભા થયા કૃષ્ણ જન્મના રંજન કાર્ય ક્રમનું એક પર્વ પૂરું થયું ઝૂંપડાની દુનિયા સળગાવી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો જુદા જુદા અવાજો સંભળાતા હતા બેજી હું કહું છું એમ કર એમાં કાનજી નું કામ નહીં પણ એ વેલજી ડોહા ની આ પાર કાઢે છે. તો જ તારે અમને કહો છો કે તમે જ જાવ ને મારા ભાઈ બીજો જરાક ધીમો અવાજ સંભળાયો અલ્યા એ ગમરા જરા ધીમો બોલતો જા મારાથી સાંભળે હે અને એ તો બચાવી દુઃખી થાય છે જેને ઉદાસીને આ કહેવામાં આવ્યું ને તે કટાક્ષમાં બોલ્યો દખી તો થઈ જ છે ને નહીં તો મેઘની રાતે વિજાતી આપણા ભેગી હોત કઈ સોનાના હિંડોળે ઝૂલતી ના હોત એના જવાબમાં કોઈ બોલ્યું અરે ભઈલા જાજી લપ મેલો ને હાલો મારી હારે પ્રતાપગંજમાં જતા પહેલા નાડું નથી પાડ્યું લ્યા ત્યાં ઓલા છાપરા દેખા નહીં તમને ત્યાં જવાનું છે તેના જવાબમાં કોઈ બોલ્યું ના ભઈલા તે આપણું કામ નહીં. આ પાણી પડે છે એ તો જુઓ ઘૂંટણ સમા પાણીના ના હોય તો મને કહેજો બીજો વધારે આંકડો થી ના બોલ્યો લે આ મિલને એને પડતો હાલ. કાનજી લઈ લે છોકરાને લે હું મોત થાવ છું બાળકના રુદન નો અવાજ બહાર આવ્યો કાદવખુંચતા ચાર પગલાનો ડગ ડગ અવાજ તે રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો રહ્યો પવન ભીંજાતો રહ્યો ઘડિયાળના કાંટા છુટા પડ્યા અને છૂટા પડી ને આગળ વધવા લાગ્યા ઘડિયાળ તરફ હવે કોઈની નજર નથી અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા સામે મુખ્ય જઈએ રચેલો અન્નપુટ હતો તેમાં પણ રંગોની યોજના મારે ચાતુર્ય પૂર્વક કરી હતી હવે વાસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા દિલથી ક્યારે કરી માતાની નહોતી માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી ભૂમી રહ્યો હતો અસિત નિ તરકીબથી હવે હાથ વરસાદનું દ્રશ્ય આજે ખૂબ રજૂ થયું હતું આખરે વાસુદેવ એ કૃષ્ણને હાથમાં લીધા છાબમાં જાળવીને મૂક્યા અંગૂઠો ધાવતા. ભગવાનના મોઢા પર વનમોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા કાનજીને દેવજી આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણીને દોડતા આગળ ચાલે બાળકના રુદનનો ભાવ જોઈને આગળ ચાલ્યા

ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને એકબીજાથી આગળ ચાલ્યા વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીના કાંઠે આવ્યા નદી તો બંને કાંઠે છલકાય અસી તે ભારે કરણ મત કરી હતી. ભયાનક ઘર એક દિવસ ની વાત છે જયારે એક ખેતર માં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રહેવા માટે આવતું ન હતું તે ઘર ત્રણ માળ નું હતું. અને તે ઘર માં કોઈ રહેવા માટે દસ દિવસ પણ વધારે હતા એટલે તો રહેવા વાળા ને કંઈક ને કંઈક વિધ્ન આવતું હતું તો સુ હશે આ ઘર માં. લોકો નું ના ન તાકવા નું કારણ સુ હશે આ બધું જાણવા માટે વાંચતા રહો horror house તો જ્યારે એક મોયુ ફેમિલી આ ઘર માં રહેવા આવ્યુ તે વખત ની વાત છે. સવાર નો સમય હતો પૂનમ હતી અને તે ઘર માં પૂજા થઇ રહી હતી તે ઘર માં એક ફેમિલી એ પગ મુકીયો પછી પુંજા કરી રાત્રે કથા કહેવડાવા માં આવી.

બધા એ નવું ઘર લીધું એટલે બધા ખુશ લાગી રહિયા હતા પણ એમાં એમને ખબર જ ન હતી કે જે આગળ એમના પર જે અડચણ આવવવાની છે. એ ખુબજ દર્દનાક હશે પણ જે ભાઈ એ ઘર લીધું હતું તે ભાઈ બેવ મોટા Business man હતા. તેમના જોડે પૈસા વધારે હોવાથી તે ખુબજ સાવચેતી અને બધી પુંજા પછી એમને ગૃહ ગરોજ કરી ઘર માં ત્રણ દિવસ રહી ચૂકયા હતા. અને એમને કોઈ એવો ભાષ ના થયો પરંતુ જેમ~જેમ ટાઈમ ગયો એમ~એમ ઘર માં રહેલ આત્મા ઓ પોતાની શક્તિ ઓ બતાવતા તૈયાર થઇ રહીયી હતી તેઓ.

કિશન ભાઈ એક મોટા Business સાંભળતા હતા અને તેમના પત્ની ઘર ને સાંભળતા હતા તેમના બે બાળકો જે એક દીકરો અને એક દીકરી હતી તેમનું બધું. તેમનું નામ આશિષ અને આશા હતું તે આ સ્ટોરી માં સૌથી મેન કામ~તે આ સ્ટોરી માં સૌથી મેન કામ આ ચાર અને બીજા દાદા દાદી આમ છ જણ ઘર માં રહેવા આવિયા હતા. આમ તો એમનું ફેમિલી મોટું છે પણ અતિયારે કિશન ભાઈ ના ભાઈ હરેશ ભાઈ કોઈ કામ થી બહાર ગયા છે અને તેઓના પત્ની અને આખું ફેમિલી બહાર થોડા દિવસ માટે બહાર ગયેલું હતું.

ઘર માં રહેવા આવિયા ને થોડા દિવશ થાય ગયા હતા અને જયારે સાંજ નો સમય હતો ત્યારે દાદા દાદી ભાર ગાર્ડન માં બેઠા હતા સાંજ થવા આવી હતી અને એ સાંજ ના સમયે તેના ઘર ના ઉપર ના. છેડે એક કુલંગ ની લાઈટ ચાલુ હતી તરત તે જોય પછી દાદા એ પછી દાદા એ ખિયું આ લાઈટ બંધ કરવી ડો ઉપર કોઈ ના હોય તો. દાદી બોલિયાં ના ઉપર તો કોઈ નથી તો લાઈટ ચાલુ રાખી કઈ મતલબ નથી અરે આશા તું બીટા ઉપર ની લાઈટ બંધ કરી ને આવ ને આશા બોલી હા દાદી પછી થોડી વાર. પછી આશા ઉપર ની આગાશી સાઈડ જવા લાગી અને તેને લાઈટ બંધ કરવા માટે તેને સ્વીટ્ચ બંધ કરી પછી તે નીચે ઉતારી ગઈ દાદા દાદી જોય રહિયા હતા પછી દાદા દાદી. બંને જમવા ગયા અને પછી તે જામી ને બહાર આવિયા હતા આવિયા હતા તેમને જોયું કે ઉપર ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી તો સુ થશે આગળ દાદી દાદા દાદી વિચાર વા.

અમે આશા જોડે બંધ કરી તો પણ થોડી વાર પછી ઓટો મેટિક ચાલુ થઈ ગઈ કિશન ભાઈ બોલિયાં કઈ વાંધો નાઈ પાપા સ્વીટ્ચ કદાચ બંધ થઇ ગઈ હશે કાલે રીપેરીંગ વાળા ને બોલાવી ને કરી દઈશું. દાદા બોલિયાં હા કાલે એક વાર જોવડાવી દેજે હા પપા બીજું રહેવા માં કીધું રહેવા માં કેવું લાગે છે દાદા બોલિયાં સારું છે પણ અહીંયા. સેટ થતા વાર લાગશે કારણ કે જ્યાં આપણે પેલા રહેતા હતા ત્યાં તો બેવ બધા ઓણખાણ વાળા મારા જેવડા ઉમર લાયક વ્યક્તિ ઓ હતા એટલે માજા આવતી હતી અને અહીંયા તો હું. અને તારી મમ્મી એકલા પડી ગયા છે કિશન ભાઈ બોલિયાં હા એ વાત તો સાચી તમારી જરાકકોઈ વાંધો નાઈ થોડાક સમય પછી સેટ થાય જાસુ એટલે માં હતા. ત્યાં આવી અને બોલી મારે કાલે વેલા કૉલેજ જવું છે તો મને વહેલા ઉઠાડ જો હું મારા રૂમ માં જાવ છું દાદી બોલિયાં હા બેટા પછી આશા તેના રૂમ માં ગઈ અને સુઈ ગઈ. ત્યાર બાદ એક કલાક જેટલો સમય થયો હશે એવા માં આશા એ જોર થી બૂમ પાડી અને રૂમ માંથી નીચે આવતી રહી તે બોવ ગભરાય હોઈ તેવી લગતી હતી તે મમ્મી પપા એ પૂછી યુ. સુ થયું બેટા કેમ આટલી ગભરાયેલી લાગે છે મમ્મી મેં બોવ ભયાનક સપનું જોયું એમાં કંઈક મારી સામે ઉભું હતું અને મને ખેંચી રહયું હતું મારી જેવી આંખ ખુલી. તો મેં એક સપનું જોયું હતું પણ ભાગ સાચો થતું હોય એવું લાગતું હતું એવામાં ત્યાં દાદા દાદી પણ આવિયા પછી અને. બોલવા લાગીયા કે સુ થયું આશા કૈની મમ્મી આશા ને એક ખોટું સપનું આવ્યુ અને તે જાગી ગઈ છે બીજી કોઈ વાત નથી હતો એક કામ કરો આજનો દિવસ તો તમે.

સવાર પડી ગઈ પછી સવારે આશા જલદી~જલદી તૈયાર થઇ ને કૉલેજ જવા લાગી એમને જયારે આશા કૉલેજ જતી અને એમને જયારે આશા કૉલેજ જતી હતી તો એ રાત ના સપનું વિષે વિચારી રહી હતી. કે મને કોઈ દિવશ એવું બનીયુ નથી કે કાલે રાત્રે કેમ આવું બની શકે પછી કૉલેજ જય ને તેની બેન પણી ઓ ને પણ આ સપન વિષે કેવા લાગયી કે મને કે એને આવું સપનું આવ્યુ. બધા કહે કઈ એતો ટેંશન માં ટેંશન માં લેવા નું હોય એવું તો સપનું આવિયા કરે પછી આશા અને તેની બેન પણી ઓ સાથે ઘરે આવી અને. તે તેના ઘરે જય તેની મમ્મી ને કહેવા લાગી કે મને બે મૂકે મને બેવ~બેવ તાવ આવીયો લાગે છે હવે દવાખાને જવું પડશે મમ્મી કેમ ક્યારે નો તાવ આવીયો હતો બેટા.

તો જોઈએ આગળ સુ થાય છે. પછી આશા અને તેના અમ્મી દવા લેવા ગયા અને દવા લઈને ઘરે આવિયા ત્યારે પછી રાત્રે જયારે તેના પપા આવિયા ત્યારે આશા ની મમ્મી એ બધી વાત કરી તેના પાપા કહેવા લાગીયા કે કઈ ની. એતો માટી જશે અને અલગ લા અને અલગ લાગતું હશે એટલે તેમ ને એવું થયું હશે આશા ની મુમમી બોલી હું સુ ક્વ ચુ કદાચ. આશા રાત્રે સપનું ખરાબ જોયું એના વિશે તો વિચાર વિચારી ને તાવ નાઈ આવીયો હોય ને ના~ના એવું કાંસુ ના હોય તું ખોટી વાતો ના કરીશ સારું હવે. તું હવે સૂઈજ તું હવે સૂઈજ કઈ નહિ થાય એતો વહેમ છે પછી રાત્રે બધા સુવા લાગીયા અને એજ રાત્રે કઈ અલગ એ અલગજ થયું રાત્રે સપના માં રીટા ને. રીટા બેન ને સપનું આવ્યુ સપના માં એમને જોયું કેકોઈ તેમના પાલનગ બાજુ માં બેઠું હતું તેવો ભાષ લાગીયો અને એવામાંજ એ ઉભા થાય ગયા અને તરતજ રડવા લાગીયા. અને તરત જ કિશન ભાઈ એ કહેવા લાગીયા કે મને પણ સપનું આવ્યુ કિશન ભાઈ એ પાણી પાવ્યુ અને શાંત પાળિયા પછી થોડી વાર પછી બન્નેવે એ આંખ ફરી વિચાય ગય. પછી પણ રીટા બેન તો એ ઊંઘ્યાં જ નહિ એ રાત્રે ઉંધીયા જ નાઈ સવાર પડતાજ એ નીચે બા અને દાદા ને મળવા ચાલ્યા ગયા અને આ બધી વાત દાદા ને અને દાદી ને જણાવી કે આવું થાય છે પછી દાદા અને દાદી કહેવા લાગીયા એવું કઈ ન હોય તમે જે દિવસે યાદ કરો એ સપના માં આવવા નુજ હોય અને આવવા નું નુજ છે પછી નીચે આશા આવી ને બોલવા લાગી કે તમને પણ મમ્મી સપનું આવ્યુ કે સુ હા બેટા તું સાચું કહેતી હતી મને પણ ભયાનક સપનું આવ્યુ પછી આશા તૈયાર થાય કૉલેજ જવા નીકળી એ જેવી ઘર ની બાર નીકળી તો જોયું કે ઉપર અગાસી ના રૂમ ની લાઈટ ચાલુ હતી આશા એ વિચાયરું કે ઉપર કોઈ ગયું નથી તો આ લાઇટ ચાલુ કઈ રીતે થાય જાય છે પપા ને કેવું પડશે કે સરખું ક અને ઘર ની બહાર. એના પપા ને ફોને કરીયો અને કીધું કે લાઈટ સરખી કરવો કાટો બંધ કરી કરીયાવો પછી આશા વિચારે ચડી કે તે લાઈટ હંમેશા ચાલુ કેમ થાય જાય છે પછી આશા કૉલેજ જવા નીકળી પરંતુ તેને એક જ સવાલ.

કેમ છો? હિતેશ ભાઈ. બસ આનંદ મગલ લહેર મા. મેં સાંભળ્યું તમે હાલ અમદાવાદ ગયા હતા.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 અરે હમણા થોડા ગયા મહીને જ મેં એવું સાંભળ્યું હતું કે તમે અમદાવાદ ગયા હતા થોડા કામ સર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 કેમ તમને ના મજા આવી ત્યાં? એટલી ભીડ, એટલી ભીડ એટલું Pollution પ્રદુષણ જ પ્રદુષણ છે ત્યાં તો. હા એ તો મેં ય સાંભળ્યું છે. એમાં વાત એવી બને છે, કે મારે છે ને થોડા આગળ નું મારે ભણવાનું વિચારવું છે, અને એના માટે થઇ ને હું અમદાવાદ ની થોડીક કોલેજો જોતી હતી. કે ભાઈ હું એવી કઈ સંસ્થા મા જઈ શકું જે મારે જે વિષય પર આગળ ભણવું છે એ વિષય નું સીખાડે છે. તો એમાં અમદાવાદ ની એવી એક બે College છે. જેમાં મને રસ પડે.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 હમ તો એમાં એવું છે કે છે ને અમદાવાદ રહેવા કરવા માટે સારું છે વાંધો નથી. પણ ત્યાં ભીડ ભાડ હોય, કોઈ ગામડા માં રહ્યું હોય ને તો, તેને તો જરાય ના ગમે બકા. મજા ના આવે આમ શાંતિ જેવું કઈ લાગે જ નહી. હું ત્યાં તું મને કહે છે ને કે ગયા મહિના ની વાત છે ગયા મહીને હું ચાર દિવસ રોકાયો ત્યાં પણ જરાય શાંતિ નહી, જરાય નહી રાત નાય ઓલા ચોકીદાર ટક ટક કરે કોઈ ના કરે તો બોલ.

તને કોઈ Disturbance કે એવું કઈ નહી આવે કેમ કે ત્યાં એટલે બધી કોલેજો, એટલી બધી યુનિવર્સીટીઓ છે. તો તને આરામ થી LGLD એવી ઘણી બધી મેં નામ સાંભળેલી છે. હું તો Boss ભેગો ગયો હતો, Company ના કામ સર, અને બે વકીલ ને મળી ને આવતો રહ્યો. પણ ચાર દિવસ રોકાણો તો મને તો એમ થઇ ગયું કે મારું ગામડું સૌથી સારું ભાઈ. અમદાવાદ ભગવાન ભલું કરે કે મને કોઈ દી જવા ના મળે. પણ એ અમારા જેવા ને કામ નું છે. તારા જેવા તો ત્યાં જશે, ભણશે, આગળ વધશે.

ના તમારી વાત તો તદ્દન સાચી. એટલે મને છે ને એના વિશે થોડુક જાણવું હતું, કે ત્યાં આપણ ને અવર જવર માટે વાહનો સહેલાઇ થી મળી શકે એમ છે.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

એટલે ત્યાં City Bus જે કેહવાય ને City bus ત્યાં ચાલુ છે. એટલે તને બઉ મજા આવશે, ત્યાં તો આરામ થી, તને ત્યાં Comfortable City છે. તને જ્યાં જવું હોય ને ત્યાં તું આરામ થી પહોચી શકે છે. હા ખાલી આપડી જેમ નઈ કે અહિયાં થી અહિયાં જવું છે તો તમે આટલી વાર મા પહોચી જશો. અમ સમય લાગશે. Traffic બઉ હોય છે ત્યાં લોકો જ એટલા બધા વસી ચુક્યા છે ને Company ઓ એટલી થઇ ગઈ છે આજ કાલ. અમ નાનું મુંબઈ જેવું અમદાવાદ ને કહી શકાય, આપડે કહીએ ને તો.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

અમ મને મજા આવી હોય તો. જો હું કઈ એટલે હું કઈ અમદાવાદ ને એવું ખરાબ હું એટલે એવું કઈ કેહતો નથી. કે અમદાવાદ એવું કઈ ખરાબ છે, કે તારા થી ના જવાય. પણ હું મારી રીતે તને સલાહ દઉ ને તો ભણવા માટે બરાબર છે. અમે અહિયાં સરકારી School મા ભણ્યા છીએ ને એટલે કઈ આગળ નથી કરી શક્યા. પણ તમે ત્યાં જઈ ને આગળ ભણશો ને તો તમે ઘણું બધું આગળ કરી શકશો. અમે હાલ મા જોઈએ છીએ ને તો અમે બધા, અમ અમારા જે Boss ને એ બધા છે ને એ અમદાવાદ માજ, કોલેજો માં ભણ્યા છે. ને અમદાવાદ ની કોલેજો મા તો એક ખાસિયત સારી છે કે,

પણ અમદાવાદ મા મને એટલું ના ગમે કે ત્યાં ભીડ ને Pollution ને શાંતિ નથી બસ. Pollution બઉ છે.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

હું મારા મિત્ર જોડે ગયી હતી વડોદરા. અને અમે લોકો ત્યાં રોકાણા હતા બે ત્રણ દિવસ. તો અમને મજા આવી. તો હું પણ ત્યાં જાઉં ને તો ખંડેરાવ માર્કેટ જે ચાર રસ્તા છે ને ત્યાજ મારો ફ્લેટ છે, કોઈ દિવસ તમે આવો ને, તો ત્યાં મને ફોન કરી શકો છો, તો ક્યારેક ક્યારેક હું પણ ત્યાં હોઉં જ છુ એટલે. હા ચોક્કસ અમે એ Side આવ્યા છીએ એ બાજુ, ત્યાં એકદમ આમ Market જુણવા એકદમ જુણવાણી લાગે ને.

એટલે તો સંસ્કારી સંસ્કૃતિક નગરી કહેવામાં આવે છે આ વડોદરા ને. એમાં તો કોઈ Doubt જ નથી. બઉ સારી જગ્યા છે વડોદરા, અને ત્યાં ના માણસો પણ સારા છે. પાછુ મેં એવું પણ સાંભળ્યું છે ત્યાં અમ સાહિત્યકારો, કલાકારો એ બધા ને પણ સારી એવી અમ પોતાની આઝાદી મળે છે, અથવા તો એ લોકો સા અમ બીજા એવા સહકલાકારો ને મળી શકે છે, તમની અલગ અલગ ચર્ચા ઓ થાય છે, કાર્યક્રમો થાય છે, એટલે સારી જગ્યા છે વડોદરા. ના કલાકારો ને એના માટે યુનિવર્સીટીઓ છે પણ જો બકા એટલી બધી મને કઈ બાબતે ઝાઝી ખબર પડતી નથી. પણ હું તને એટલું તો કહી શકું કે હા માણસો તો બધા સારા જ છે. અમદાવાદ મા તું, અમદાવાદ માં તું જા તો સાબરમતી Station પણ છે, ત્યાં સાબરમતી કરી ને એક Area છે. ત્યાં જઈશ તો તને વધારે મજા આવશે. અને અમદાવાદ થી નજીક જો તો ગાંધીનગર છે, ગાંધીનગર એટલે Green City જ કહી શકાય સમજી લ્યો ને. તો ત્યાં જઈશ તો ત્યાં પણ તને બઉ મજા આવશે, ત્યાં પણ ઘણી બધી કોલેજો છે,

અમ ઘર હશે ને તેટલી તો ત્યાં કોલેજો હશે. હા વિદ્યાનગર મા, વિદ્યાનગર મા અઢળક કોલેજો છે ને હું તને ખાસ એક વાત કહું, કે ત્યાં જમવાનું બઉ સસ્તું છે. ઈ તો બઉ મોટી તકલીફ છે. સસ્તું કરતા સારું જમવાનું હોય ને એની જરૂર છે. બીજું જોવો મારે અમદાવાદ વિશે એજ સવાલ પૂછવો હતો કે ત્યાં શું આપણ ને સારું જમવાનું મળી રહે છે? અને સારું જમવાનું મળી રહે પણ મેં એવું બઉ સાંભળ્યું છે કે ત્યાં બધું બઉ મોંધુ છે, તો એના પર તમારું શું કેહવું છે. અમ મોઘું તો, જો બકા મારે તો જયારે જવાનું થયું હતું ત્યારે Boss ના ખર્ચે જ જવા નું થયું છે. અને જમવાનું બધું એમના ઉપર જ હોય પણ હું જયારે એકાદ બે વાર એમનેમ ગયો તો. ત્યારે મેં Sandwich ને એવું, વડાપાવ ને એવું બધું ખાધું હતું. પણ એક સો ને ચાલીસ રૂપિયા એક Chess વાળી Sandwich ના આપ્યા હતા તો મને બઉ વસમું લાગ્યું હતું, મારા કલેજા ના કટકા થઇ ગયા હતા ત્યારે.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 એક સો ચાલીસ રૂપિયા ખાલી Chess વાળી Sandwich ના ચાર કટકા કાકડી ના આપી દે, ચાર બે કટકા ટામેટા ના આપી દે ને એક કટકો બીટ નો હોય અને બસ એક કટકો ડુંગરી નો હોય. અમ હા એટલે મારા અમુક દુરના સગા ઓ બધા અમદાવાદ છે તો એ લોકો પણ કહેતા હતા, કે આપડા ગામડા ઓ કરતા ને ગામ છે પણ Metro city નથી. એના કરતા આપણ ને અમદાવાદ ઘણું મોંધુ લાગે.

અલી પણ અલી પણ હું તે એમ કહું છુ કે તારા સગા ત્યાં છે તો પછી તું વિચારે શું કરવા.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 ગોળ ફરતી હોટલ છે તને ખબર છે? ત્યાં અમદાવાદ મા. હા ઓલી તારક મહેતા મા આવી હતી ઈ ને. હા મને તારક મહેતા ની તો નથી ખબર, હું ત્યાં પહોચું તો તારક મહેતા ય પૂરું થઇ ગયું હોય ઘરે પહોચું તો. પણ ઈ ગોળ ફરતી હોટલ નામ ય ખબર છે કઈક અમ હા પતંગ હોટલ નામ હતું એનું હા જો પતંગ પતંગ, હા હા ઈ હોટલ તો ગોળ ગોળ ફરે આપડે અંદર બેઠા હોય ને તો વાહ! તમે ગયા છો ત્યાં?

હું આપડે ત્યાં Riverfront છે. અને જો ત્યાં Riverfront મા ગ્યો છુ, પછી Law garden છે. Law garden પણ ગ્યો છુ.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 શું હશે? નવા નવા કપડા સસ્તા હશે, પછી Jewelry સસ્તી હશે, અને ચંપલ~ચંપલ સસ્તા હશે.

Law garden કે Love garden?

એટલે છે ને એટલે પહેલા છે ને જિંદગી બનાવો તમે એમ કહેવા માંગે છે, અને પછી કે બનાવો જયારે જિંદગી ને ત્યારે પછી પ્યાર મા જાઓ. અને નીચે એમ કેહવા માંગે છે, પૈસા હોય ને તોજ બજાર મા જાઓ એટલે આપડે છે ને પહેલા Focus રાખવાનું છે, આપડા Goal ઉપર. આપડે DegreeMaster degree પતાવાની છે. હા તો પછી પછી આવા બધા વિચાર નહી કરવા ના Law garden નામ છે LAW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

એવું છે.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

એમ મારી બોલી મા જલક તો મળે જ ને ચોવીસ કલાક હું Boss ભેગો રહેતો હોઉં છુ. એ Continue મને Toucher કર્યા રાખે છે. કે બોલ બોલ બોલ બોલ કર્યા રાખે છે કે, આ કરો પેલું કરો, પેલું કેમ નથી થયું? કશું Problem છે? આવું બધું બોલે.

બોલી હવે ઘર મૂકી દેતા હોય, નોકરી પાછળ એની વાહે બોલી ના મૂકી શકીએ.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 તો પછી. પણ તું એ બધી વાત માં ધ્યાન ના દે. તું કઈ Degree નો Course કરવા જાશ ત્યાં?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 થોડોક રસ જાગ્યો છે. એટલે હું વિચારું છુ કે કાતો પછી હું BBA કરું, અને એની સાથે MBA કરું. એટલે BBA પછી MBA કરું. અથવા તો પછી મારો વિચાર એવો છે કે ઓલું શું હોય? અમ વકીલ માટે આપડે જે કરીએ અમ હા LLB, મને એમ છે કે કાતો પછી હું LLB કરું. તો પહેલા પછી તું પહેલા નક્કી કર. નક્કી કરી ને તારી લાઈન નક્કી થાય ને એ આધાર ઉપર તું City કે Collage નક્કી કરજે. એમ નેમ નહી કે કોઈ અમદાવાદ ના વખાણ કરે છે કે વડોદરા ના વખાણ કરે છે તો ત્યાં જવું. એટલે હાલ તો મેં એવું જ કર્યું હતું, મેં હાલ તો અમુક B. com માટે ની કોલેજો. એટલે મેં એવી કોલેજો જોઈ ટી જેમા B. com ય થતું હોય અને LLB પણ થતું હોય. તો તમને જો ખ્યાલ હોય તો અમદાવાદ મા છે ને એક નિરમા યુનિવર્સીટી કરી ને એક છે. ત્યાં એ લોકો B. com ય થાય છે અને LLB યે થાય છે ને BBA પણ થાય છે. એટલે B. com તો હું, B. com તો હું બોલી ગઈ પણ મને BBA મા વધારે રસ છે. તો ત્યાં BBA પણ થાય છે ને LLB પણ થાય છે. તો મારો વિચાર છે કે હું એના વિશે થોડુંક જાણ કરું, તો મેં કીધું પેહલા Collage વિશે જાણ કરું એની પહેલા તો એ વધારે વ્યવસ્થિત રહેશે ને કે હું એ શહેર કેવું છે એ જોઈ લઉં. કારણ કે મમ્મી પપ્પા એમ નેમ તો જવા નહી દે. શહેર છે ને રળીયામણું જ છે. ત્યાં તને આમ કહી શકાય ને કે ચોવીસ કલાક જાગતું શહેર છે. અમદાવાદ જે છે ને એ, કોઈ દી ખાલી ન થાય. તમને ક્યાય કોઈ માણસ ન જોવા મળે એવું ન બને. એટલે તમારા છોકરીઓ માટે તો બઉ સારું કેમ કે તમને કોઈ એવી બીક ન રેહ કાઈ સમજાણું. કે તમે એકલા છો ને કોક કઈ કરી લેશે, કે કોક કઈ પૈસા ચોરી જાશે, એવું કાઈ થઇ ના શકે. અને જો થાય ને તો પણ ત્યાં Police નો પહેરો બઉ છે. અને ત્યાં ની Police પણ બઉ સારી એક દમ સારી. આમ તાત્કાલિક હાજર થઇ જાય. મને તો અનુભવ છે એક વખત નો.

ક્યાં લાગ્યો હતો મારો લગભગ ગીતા મંદિર બાજુ એ પોલીસચોકી એ લાયગો તો. પણ હું હતો ઇસ્કોન બાજુ તો, ત્યાં થી Direct બીજા પોલિસખાતા માં કે બીજા પોલીસચોકી એ ફોન Convert અમ Transfer કર્યો.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

એટલે બઉ બધું સારું છે એટલે ખાલી છે ને શાંતિ નથી બસ બાકી બધું મળી રહે તમને ત્યાજ. ત્યાં તમને હરવા ફરવા માટે પણ એટલી બધી જગ્યા ઓ મળે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

બરોડા મા હું છે ને રાત્રી બજાર મા ગઈ હતી, તો એવું કાઈ છે અમદાવાદ મા? અમ બરોડા મા જેમ રાત્રી બજાર છે ને એવી રીતે અમદાવાદ આખું રાત્રી બજાર છે.